લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું આપણે આ પણ શીખીશું ઇન્ડેન્ટ્સ સ્પેસ સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો કેલઆઉટ્સ અંદર ટેક્સ્ટ મુકવું ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે લાઇન અને એરોઝ પર સહીત
તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે
અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લિબ્રિઓફિસ સ્યુટ આવૃત્તિ 334 નો ઉપયોગ કરી રહ્યા છીએ
વોટર સાયકલ ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો
આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં ક્લાઉડ ફોર્મેશન ટેક્સ્ટ ઉમેરીશું
સફેદ વાદળ જૂથ પસંદ કરો
જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો
ટોચનું વાદળ પસંદ કરો
હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી ટેક્સ્ટ ટુલ પસંદ કરો
શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે
આ ટેક્સ્ટ કર્સર છે
ક્લાઉડ ફોર્મેશન ટેક્સ્ટ લખો
હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો
જૂથમાંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો
ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ
ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે
આગળ ગ્રે વાદળ જૂથને પસંદ કરો
પહેલાંની જેમ જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો
દરેક વાદળમાં રેન ક્લાઉડ ટાઇપ કરો
ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે તે દેખાતું નથી
તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ
ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને કેરેક્ટર પસંદ કરો
કેરેક્ટર સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે
ફોન્ટ ઇફેક્ટ્સ ટેબ પર ક્લિક કરો
ફોન્ટ કલર ફીલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને વ્હાઇટ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ફોન્ટ રંગ સફેદથી બદલાય છે
એ જ રીતે બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ
ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી કેરેક્ટર પસંદ કરો
ફોન્ટ કલર માં વ્હાઇટ પસંદ કરો
આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો
તેવી જ રીતે ત્રિકોણમાં માઉન્ટેન શબ્દ લખો જે પર્વત દર્શાવે છે
તમે ટેક્સ્ટ
અક્ષર માટે ફોરમેટ કરી શકો છો જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે
તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો જે અલાઇન ટેક્સ્ટ છે ઇન્ડેન્ટ્સ અથવા સ્પેસિંગ સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો
તમે આ સંવાદ બોક્સને ક્યાં તો
કન્ટેક્સ્ટ મેનુ માંથી અથવા
મેઇન મેનું
માંથી એક્સેસ કરી શકો છો
મેઇન મેનુમાંથી કેરેક્ટર ઍક્સેસ કરવા માટેFormat પસંદ કરો અને કેરેક્ટર પસંદ કરો
મેઇન મેનુમાંથી પેરાગ્રાફ સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે ફોર્મેટ પસંદ કરો અને પેરાગ્રાફ પસંદ કરો
લંબચોરસ માં ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ
ડ્રાઇંગ ટુલબારમાંથી લાઇન પસંદ કરો
કર્સર પેજ ઉપર ખસેડો ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો
એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે
જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે
હવે ચાલો લીટી પહોળી બનાવીએ
લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો
લાઇન પર ક્લિક કરો
લાઇન સંવાદ બોક્સ દેખાય છે
સ્ટાઇલ ફીલ્ડમાં ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો
અલ્ટ્રાફાઇન 2 ડોટ્સ 3 ડેશ પસંદ કરો
વિડ્થ ક્ષેત્રમાં વેલ્યુ પોઈન્ટ70
વિડ્થ દાખલ કરો
ઓક પર ક્લિક કરો
અમે લીટીને પહોળી કરી છે
લંબચોરસ અંદર ગ્રાઉન્ડ વોટર ટેબલ ટેક્સ્ટ દાખલ કરો
પ્રથમ ટેક્સ્ટ ટુલ પસંદ કરો
ડ્રોઇંગ ટૂલબાર પર આ કેપિટલ ટી વિકલ્પ છે
ડ્રો પેજ ખસેડો
હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ આઇ સાથે પ્લસ સાઇન માં પરિવર્તિત થયું
લંબચોરસ અંદર ક્લિક કરો
અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે
અહીં ગ્રાઉન્ડ વોટર ટેબલ ટાઇપ કરો
ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો
ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં સેન્ટર્ડ ચિહ્ન પર ક્લિક કરો
એ જ રીતે ટેક્સ્ટ ઉમેરો
ત્રિકોણ માં રેન વોટર ફ્લોઝ ફ્રોમ લેન્ડ ઇન્ટો રિવર્સ એન્ડ સી લખો
અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો
એક ચોરસ દોરો
આ ટેક્સ્ટ દાખલ કરો થિસ ઇસ એ સ્ક્વેર એ સ્ક્વેર હાસ ફોર ઇક્વલ સાઇડ્સ એન્ડ ફોર ઇક્વલ એન્ગલ્સ
ઇચ એન્ગલ ઇન એ સ્ક્વેર ઇસ નાઇન્ટી ડિગ્રીસ થે સ્ક્વેર ઇસ એ ક્વાડ્રિલેટરલ
ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો
ટેક્સ્ટમાં ફોન્ટ સાઇઝ સ્ટાઇલ અને એલિગ્નમેન્ટ વિકલ્પો લાગુ પાડો
હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો
આ એરોઝ જમીન વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે
સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો
હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો
મધ્યનો એરો પસંદ કરો
હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો
ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે
એક લાઇન દોરવા માટે કર્વ વિકલ્પ વાપરો જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે
ડ્રોઈંગ ટૂલબાર માંથી કર્વ પર ક્લિક કરો અને ફ્રીફોર્મ લાઇન પસંદ કરો
ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો
ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો
તમે એક વક્ર રેખા દોરી છે
હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ
જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને ઇવેપોરેશન ફ્રોમ રિવર્સ એન્ડ સીસ ટાઇપ કરો
પેજ પર ગમે ત્યાં ક્લિક કરો
ટેક્સ્ટ લાઈન પર દેખાય છે
નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી
લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે લાઈન પર ક્લિક કરો
ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે
ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને Enter કી દબાવો
પેજ પર ક્લિક કરો
ટેક્સ્ટ ગોઠવાયેલ છે
લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે
કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો
ટેક્સ્ટ પર ક્લિક કરો ઇવેપોરેશન ફ્રોમ રિવર્સ એન્ડ સીસ
ટેક્સ્ટ હવે આડી છે
ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો
સાઇઝ પસંદ કરો અને 22 ક્લિક કરો
ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે
હવે બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો
ઇવેપોરેશન ફ્રોમ સોઇલ ઇવેપોરેશન ફ્રોમ વેજીટેશન રન ઓફ વોટર ફ્રોમ થે માઉન્ટેન્સ ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો
વરસાદ બતાવવા માટે ચાલો ડોટેડ એરોઝ દોરીએ જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે
ડ્રાઇંગ ટૂલબારમાંથી લાઇન એન્ડ્સ વિથ એરો પસંદ કરો
પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર કર્સર મૂકો
ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને લાઇન પર ક્લિક કરો
લાઇન સંવાદ બોક્સ દેખાય છે
સ્ટાઇલ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને 2 ડોટ્સ 1 દશ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
આપણે ડોટેડ એરો દોર્યા છે
આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો
હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો
હવે ડોટેડ એરોઝ માટે રેન ટેક્સ્ટ ઉમેરો
વોટર ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં ઇવેપોરેશન ટીઓ ફોર્મ થે ક્લાઉડ્સ ટેક્સ્ટ ટાઇપ કરો
ડ્રાઇંગ ટૂલબારમાંથી ટેક્સ્ટ ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો
તે અંદર ઇવેપોરેશન ટીઓ ફોર્મ થે ક્લાઉડ્સ લખો
ડ્રાઇંગ ટૂલબારમાંથી ટેક્સ્ટ ટૂલ પસંદ કરો
અને ગ્રે વાદળો આગળ ટેક્સ્ટ બોક્સ દોરો
તે અંદર કન્ડેન્સેશન ટીઓ ફોર્મ રેન ટાઇપ કરો
પ્રથમ ટેક્સ્ટ બોક્સની સરહદ પર ક્લિક કરી ટેક્સ્ટ બોક્સ ખસેડો
હવે તેને ઇચ્છિત સ્થાન પર ડ્રેગ કરો અને છોડો
અગાઉના પગલાંઓ અનુસરો ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરી વોટરસાયકલ ડાયાગ્રામ શીર્ષક આપો અને ટેક્સ્ટ ને બોલ્ડ માં ફોરમેટ કરો
આપણે વોટર સાયકલ આકૃતિ દોરવાનું પૂર્ણ કર્યું છે
હવે કેલઆઉટ્સ વિશે શીખીએ
કેલઆઉટ્સ શું છે
તેઓ ખાસ ટેક્સ્ટ બોક્સ છે જે ડ્રોઈંગ પેજમાં
ઓબ્જેક્ટ અથવા સ્થાન માટે તમારું ધ્યાન ખેંચે છે સૌથી કોમિક પુસ્તકો ઉદાહરણ તરીકે કેલઆઉટ્સ અંદર મુકીએ
ચાલો ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ
મેઇન મેનુ માંથીInsert પસંદ કરો અને સ્લાઇડ પર ક્લિક કરો
એક નવું પેજ ઉમેરાયું છે
Calloutદોરવા માટે ડ્રાઇંગ ટૂલબાર પર જાઓ
કેલઆઉટ ચિહ્ન આગળ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો
વિવિધ કેલઆઉટ્સ દર્શાવવામાં આવેલ છે
રેક્ટેન્ગ્યુલર કેલઆઉટ પર ક્લિક કરો
પેજ ઉપર કર્સર ખસેડો ડાબું માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો
કેલઆઉટ
તમે કેલઆઉટ દોર્યું છે
તમે કેલઆઉટ અંદર ટેક્સ્ટ દાખલ કરી શકો છો એ જ રીતે જેમ તમે અન્ય ઓબ્જેક્ત્સ માટે કર્યું હતું
ડબલ ક્લિક કરો અને કેલઆઉટ અંદર થિસ ઇસ એએન એક્ઝામ્પલ ટેક્સ્ટ ટાઇપ કરો
લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખ્ય્સ કે કેવી રીતે ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું ટેક્સ્ટને ઇન્દેન્તિંગ સ્પેસીંગ અને અલાઇન કરવું લાઈન અને એરોઝમાં ટેક્સ્ટ ઉમેરવું કેલઆઉટ્સ અંદર ટેક્સ્ટ મુકવું આ અસાઈનમેન્ટનો પ્રયાસ કરો
આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે નોટ બુક લેબલ અને આમંત્રણ પત્ર બનાવો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
જોડાવા બદ્દલ આભાર